મને drama માં actually interest હતો એમાં પણ એક વાર theater માં ગઈ તી એક વાર ભરતી વિદ્યા ભવન famouse આખું institute છે ત્યાં theater acting, dancing બધુજ શીખવાડતા હતા તો ત્યાં હું ગઈ હતી તો ત્યાં મને ખબર પડી theater એક ત્યાં એક drama ચાલતો હતો ગુજરાતી famouse કલાકાર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

hello

પણ એમાં પછી uturn લીધો મેં કિસ્મતે મને ત્યાં મોકલ્યું હા destiny will decide every thing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

તમે જેવા કરમ કરો હા હા તેવા તમને return મળશે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 એ બધા મતલબ કરું જેમકે હું web seriesadds, short filmnineties, twenties જેટલી bengoli film છે

તો એવું છે કે એમના જે બધા જે studio તો આમ આતો તમારા contact હોય તો અને બોલે એના બોર વેચાય

હમ્મ હા પણ dubbing voice over માં તો contact નથી mumbai માં hello mumbai ના voice industry માં કોઈ contact નથી અત્યાર સુધી કોઈ દિવસ try કર્યું નથી ને hello હા hello હા હું કેતો હતો કે mumbai માં મેં ક્યારે try તો કર્યું નથી એ voice artist એટલે કોઈ contact છે નઈ મેં help કરી શકુ છુ તમે એમની touch માં આવી જાઓ director જે હોય studio ના એમની સાથે તમે વાત કરી ને audition આપી શકો જોયે તમારા performance પાર છે જે જેમ જેમ તમે બરાબર શીખો હા એતો વાત સાચી છે અહીંયા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 એટલે હું પેહલા હમ્મ સાચી વાત છે cource એમને મને શીખવાડેલું બધું જે sample હતું એબધું studio create કરેલું એમને મને કિહયેલું આવી રીતે કરવાનું technically knowledge એમને મને આપેલું technical knowledge આપણે કામ ના લાગે evantually આપણે અમલ માં મૂકી શકીયે અને બરાબર as an artist બધું કરી શકીયે script reading જેવું હોઈ કેવી રીતે કરવાનું બધું શીઆપણે વર્ષો લાગી જાય પછી મને ખબર પડી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 હા એ વાત તો સાચી મારે two thousand sixteen seventeen માં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

કઈ એટલું experience zero હમ્મ મતલબ પોતાના hostel dubbing કર્યું હતું પણ આવી રીતે professional રીતે કામ નથી કર્યું

પણ તમને voice acting સમજવા માટે પેહલા થી શરૂવાત કરવી પડશે તમે બેઠા છો તમારા કોઈક હાથ પગ હલાવી નથી શકતા તમે એક જગ્યા એ છો અને ત્યાં થી તમારે voice emotion expres કરવું its very difficult work તો મને કીધું કે તમારે voice મને ગમી સારી છે એટલે હું તમને chance આપૂંછુ એમાં પણ તમે આમ આમ કરતા કરતા શીખી સક્સો મારા director બોજ સારા હતા મતલબ મારે course જેવું થઇ ગયું હતું મારે મારા કામ ના પૈસા પણ માલ્ટા હતા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 ધીરે ધીરે હું web series હતી બંગાળી માં script translator લખવી પછી dubbing direction નું પણ કામ કર્યું છે dubbing artist પણ છુ

મને પણ તમારા experience knowledge મળશે કેવી field હોય છે તમારું કેવી રીતે start કર્યું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 તમે તો already starte માં છો હા એતો છે એટલે observe કરું છુ હવે જોયે ક્યાં મેલ ખાય એટલે i am waiting મને એક project મળે voice acting તમારું modulation સારું છે no dought ઠીક છે તમારે voice acting work કરવું પડશે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

as voice artist મને બોજ મજ્જા આવે છે

બો એટલે બો હું ક્યારે વિચાર્યું નથી કે હું as a voice artist હું પોતાનું profession choose કરીશ તો પછી એક destiny રીતે થતું રહ્યું અત્યારે મારે first preference એજ છે as a voice artist હું કામ કરું acting થી વધારે interest આમજ છે એને સમજવું અલગ વાત છે એક વાર એને સમજી જાઓ તો એને કરવામાં જે મજા આવે ને તે અલગ level satisfaction છે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

એમ કેવાય છે job profession માં તમારી happiness શોધીલોછો તો પછી તમને like big blessing

મળે છે તો બીજું શું જોયે એક્દુમ અરે લોકો કામ માં ખુશી શોધવા માટે અર્ધી ઉમર નીકળી જાય છે ઘણા travel blogger હોય છે બહુ profession છોડી ને ઘણા લોકો

explore કરતા હોય છે એ લોકો ને રુચિ પડે એ લોકો ને મજ્જા પડે જે કરે તે

આપણી passion છે જેમાં આપણે આમજ મજ્જા આવે છે we are lucky and blessed હમ્મ હુમના તો અત્યારે અહીંયા hindi priject ઓછા થઇ ગે છે મારે તો business છે ઘરનો

મારે ગુજરાત થીજ ફરસાણ આવે સુરત રાજકોટ થી આપણા ગુજરાતી ફરસાણ એનું કલકત્તા માં wholesale નું કરું છુ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

હા હા એક્દુમ એક્દમ આરામ થી વાત કરશુ free થઈને જયારે પણ તમને ફાવે ત્યારે મને કહી દેજો ત્યારે આપણે વાત કરી શકીયે એક્દમ sure ચાલો આવજો જયજિનેન્દ્ર

હમ્મ આવજો હા બોલ બાણ પુરસોત્તમ યોગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આ સંસાર સૂપડા જેવો છે. તેના મળ ઉપર ને શાખા ઓ નીચે છે પાંદડા વેદ છે સંસાર રૂપી સૂપડા ને જે ઓળખે છે તે વેદ ને જાણનાર છે. સૂપડા નું રૂપ અનંત આદિ ને સ્થિત છે એ સ્વરૂપ ને કોઈ સપષ્ટ રીતે ઓળખી શકતું નથી આ બદ્ધ મૂળ વાળા સંસાર રૂપી ઝિપડા ને મજબૂત. વૈરાગીય રૂપી શાસ્ત્ર થી કાપી ને તે સ્થાન ચુ જોઈએ કે જ્યાં સુધી પહોંચેલા જીવો જન્મ મરણ ના ફેરા માંથી સદા માટે. મુક્ત થઈ ચુક્યા હોય છે જ્યાંથી મનુષ્ય પાછો આવતો નથી જે મનુષ્ય મન મન આ શક્તિ થી દૂર થઈ અધ્યાત્મક જ્ઞાન માં લાંચયો પચ્યો રહે છે

આ સ્થાન ને સૂર્ય ચંદ્ર અગ્નિ પ્રકાશિત કરી સકતા નથી મારો સનાતન અંત આ જીવ લોક માં જીવ બનીને પ્રકૃતિ માં રહેલી પાંચ ઇન્દ્રિયો. તથા છઠા મન ને પોતાના શરીર તરફ આકર્ષે છે તેને લિંક શરીર કહેવા માં આવે છે જીવ ને શુલ કહેવા માં આવે છે જીવ ને શુલ શરીર મળે છે ત્યારે જેમ વાયુ. પુષ્પ આદિ માંથી સુગંધ લઇ આવે છે જે તે મન સહીત છ ઈન્દ્રીઓ ને લઇ ને તે આવે છે આ જીવાત માં ચામડી કાન. આંખ જીભ નાક તથા મન નો આશ્રય લઇ વિસયો કામના ને ભોગવે છે ભોગ ને જોઈ સકતા નથી પરતુ. જ્ઞાન ચકસુ વાળા ભગવાન ને જોઈ શકે છે આ પ્રમાણે જોગી ઓ પોતાના આત્મા ને ઓળખે છે પણ મેલિન બુદ્ધિ વાળા અજ્ઞાની. જોઈ સકતા નથી હું બધા માં રહેલો છું જે તેજ સૂર્ય ચંદ્ર ને અગ્નિ ના જે તે મારા સમજો હું પૃથ્વી માં પ્રવેશ કરીશ. પ્રાણી માત્રને મારા બ અલ થી ધારણ કરું છું ચંદ્ર થઈ ને ઔષધિ. ઓ નું સોસણ કરું છુ અગ્નિ એ પ્રાણી ઓ ના દેહ માં જ રહુ છું પ્રાણ અતં સાથે રહી ને ચાર પ્રકાર ના અન્ન ને પચાવું છુ આવી રીતે હું બધા માં રહેલો છુ. મારે લીધે જ સ્મરણ વિસ્મરણ મારા જ્ઞાન અજ્ઞાન થાય છે સર્વ વેદો માં જે જાણવા યોગ્ન જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદ વત્તા હું ચુ આ લોક માં ક્ષય અક્ષર અને નાશવંત અવિનાશી બે પુરુષ છે પરંતુ પરમેન્ટમાં નામ નો પુરુષ તો બંને થી જુદો જ છે જોઈ સર્વો ને. ધારણ ને પોષણ કરે છે વેદ માં પુરષોતમ નામ થી પ્રસિદ્ધ છે હું ક્ષય અક્ષય થી પણ ઉત્તમ છું આથી. વેદના હું પુરષોતમ નામ થી પ્રશિદ્ધ છું જે કોઈ પણ આ પ્રમાણે નંદ પુરષોતમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઇ ને મને ભજે છે હે અર્જુન. મેં તને આ ખુબ ગુપ્ત અધ્યાત્મક ના સમજાવ્યો આ જાણવા થી મનુષ્ય આત્મજ્ઞાન વાળા થઈ તે પોતાનું જીવન સફળ કરે છે. સત્વગુણ સુખ માં અને યજોગુણ કર્મ માં જોડે છે પરંતુ તમો ગન જ્ઞાન ને ઢાંકી દે પ્રમાદ માં જોડે છે કોને આ કર્મ નું ફળ. સાત્વિક છે રજોગુણ ફળ દુઃખ છે ને તમો ગન નું ફળ અજ્ઞાન છે સાત્વિક થી જ્ઞાન સાત્વિકછે અજ્ઞાન છે સાત્વિક પુરુષ વર્ગ ના.

તે મનુષ્ય ને આ ત્રણ ગન થી તર કહે છે ભગવાન સંકર પાર્વતી જી ને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મણ હી ને કહે છે અને પંદર ના અભ્યાય માં.

રાજ્ય પિતાના હાથ માં લેવા વિચાર કર્યો પણ કર્મ સંજોગે તે પોતે જ માટે ને આધીન થયો તે સિંઘ પ્રદેશ ના ઘોડા રૂપે જન્મ્યો આ ઘોડા ને ન્યુટ્રી. રાજા એ સોદાગર પાસે થી વેચાતો લીધો એક દિવસ આ ઘોડા પાર બેસી રાજા જંગલ માં શિકાર એ નીકળ્યો જંગલ માં રાજા ને ઘણી તરસ લાગી, તે પાણી ની તલાસ કરવા લાગ્યો તેની નજર નજરે દૂર એકે પર્વત ઉપર ઋષિ નું આશ્રમ નજરે પડ્યું તે ત્યાં ગયો અને પાણી પીધું. પાણી પીધા બાદ રાજા કૈક સ્વસ્થ થયો તે આમ તેમ ફરવા લાગ્યો એક સાધુ તેની નજરે પડ્યો રાજા એ સાધુ ને પ્રણામ કર્યા સાધુ એ આશીર્વાદ આપ્યા. સાધુ ને લાગ્યું કે આ કોઈ રાજવીર લાગે છે આવ્યો આ બાજુ આવી ચડ્યો છે તેથી સાધુ એ રાજા ને ભોજન કરવાનું પૂછ્યું તો રાજા એ હા ભણી.

અધ્યાય ના પાથ પાર પડી તે વાંચવા લાગ્યો પાથ બે ચાર વાર વાંચતા રાજા ને મોઢે થઈ ગઈ તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો અને તેને પંપાળવા લાગ્યો. ઘોડા ને પંપાળતા પંપાળતા રાજા ને પંદર માં અધ્યાય નો પાથ યાદ આવતા ગણગણવા માંડ્યો આ પાથ સાંભળતા જ ઘોડો તરત મરણ પામ્યો.

પણ કામ નસીબે તે મારાં પામી તે ઘોડા રૂપે અવતાર પામ્યો પણ આ ઘોડો તમારા મુખે થી પંદર માં અધ્યાય નો પાથ સાંભળતા ઘોડા ની. મયહી મુક્ત થઈ ગઈ લોક પામ્યો આ સાંભળી રાજા અસંબદ્ધ પામ્યો અને પોતે પણ ગીતા ના પંદર ના અધ્યાય નો પાથ કરતો થયો પણ તે મારણ તે પણ મરણ પછી વૈકુટ લોક પામ્યો. પોતાના ઉચ્ચાર કરો કે અધોગતિ વહોરવી એ મનુષ્ય ના હાથ ની વાત છે સારા વર્તન થી મનુષ્ય પોતાની બંધુ બની શકે છે ને ખરાબ વર્તન થી પોતાના શત્રુ

કોઈ ચિંતા ને શક્ય અહિંસા તત્વ જ્ઞાન ધ્યાન માં નિષ્ઠા ત્યાગ શાંતિ દયા ક્ષમા ધૈર્ય મૃદુતા લજ્જા તેજ અભિમાન નો ત્યાગ. વગેરે ગુનો મનુષ્ય ને દેવી સંપત્તિ તરફ વળે છે ત્યારે ગંધ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અજ્ઞાન મનુષ્ય ને આકરી સંપત્તિ તરફ વાળે છે. દેવી સંપત્તિ મોક્ષ આપે છે જયારે આસુરી સંપત્તિ બંધન માં નાખે છે આશારૂરી સંપત્તિ વાળા કામના ઓ ભોગવવા માં આનંદ પામે છે વિસય ભોગ ને જ સુખ. માનવ છે ને કામ ક્રોધ નો આશ્રય લઇ વિસય ભોગ માંથી અન્ય ધ્યાન આદિ મેળવે છે તેઓ મારુ મારુ કરવામાં જ મને છે હું જ સિદ્ધ બળવાન સુખી સમાજ મારા જેવો.

મન ત્યાગ શાંતિ નિંદા ન કરવી અભાવ અબધૂત દુરાચારી થી લજ્જા તેજ અચંચળતા ધૈર્ય પવિત્રતા. ક્રોધ ના કરવો અભિમાન નો ત્યગ છવ્વીસ ગુનો ઉતપ્ન્નન થાય છે ત્યારે બંધ અભિમાન ક્રોધ કઠોળતા મોટાઈ નિષ્ઠુતા અજ્ઞાન ગુનો અચારીક ભાવો તરફ. પડેલા મનુષ્ય ના ઉત્પ્ન્ન થાય છે દેવી ભાવો મોક્ષ તરફ લઇ જાય છે જયારે આસુરી ભાવો બંધન માં નાખે છે હે અર્જુન તું દ્રેષ ના કરતો. વળેલો છે હે અર્જુન આ પૃથ્વી ના પ્રાણી ઓ ના સમુદાય બે પ્રકાર ના છે એક દેવી સૃષ્ટિ ને બીજી આસુરી સૃષ્ટિ દેવી સૃષ્ટિ વિશે આગળ વિચારતા કહ્યું હવે.

લાડુ નું જમણ. આવતી કાલ ની ડિશ માં લાડુ નું જમણ આ વાંચતાં જ દેવશંકર માસ્ટર થંભી ગયા. આદર્શ ક્લબ ના એ પાટિયા પાસે બે ડગ કરતાં એમને ચશ્મા ની દાંડી દોરી જરા બરાબર કરી અને એ જાહેરાત ફરી થી વાંચી ગયા પગ ઉપાડ્યા પછી પાછા ફર્યા અને રાયતું શાનું છે એ પણ વાંચી લીધું. આ આખે રસ્તે એમણે મન સાથે કઈક અનેક ગઢમંથનો કર્યા કરી. દોઢ રૂપિયો ખર્ચી ને કાલે લાડુ જમવા કે ન જમવા. દોઢ રૂપિયો એટલે આમય દિવસ ના દ દસ બાર આના ખર્ચ તો ગેસ રાંધી ખાવામાંય આવે છે. ત્યારે આ આજના રાત નહીં જમીએ એટલે પંચ આના એ બચ્યા અને એવું હશે તો સોમવારે પણ એકટાણું ખેચી નાખીશું. કાલે દોઢેક વાગે જમીશું તોય દોઢ રૂપિયો બેઠા પછી કસર શું કામ રાખીએ. છેવટે કાલે લાડુ નું જમણ જમવું એમ એમણે નક્કી જ કરી નાખ્યું. આ પછી છેલ્લા લાડવા ક્યારે ખાધા હતા એ એમણે યાદ કરી જોયું. ગણતરી ગણતાં ચશ્મા નીચે ની એ ઝીણી આખો ચશ્મા ના કાચ જેવડી મોટી ઉઠી. ઓહોહો ચાર મહિના હાશ તો આ આદર્શ કલબ માં જ વળી. દેવશંકર ને પોતાની ચાહત માટે માન થઈ આવ્યું અને કેમ ન માન થાય. લાડુ વગર એક સોમવાર ખાલી ન જવા દેનાર દેવ શંકર માટે આ સોળ અઠવાડિયામાં વગર લાડુ એ ખેચી કાઢવા એ જેવી તેવી વાત ન હતી અને તેય કેટલી જૂની ટેવ છે કે બાળપણ ની પિતા વખત ની. આ ટેવ ને લીધે જ તો એમણે third grade ના પેલા certificate કરતાં

કેટલા સુખ ના એ દહાડા હતા. અઠવાડિયામાં બે ત્રણ વાર અરે શ્રાવણ માસ માં તો દરરોજ ચમ ચકા ઉડતા એમના મોંમા પાણી આવું ગયા ડામર ની દોઈપાઈ સડક ઉપર લાડુ ની હારમાળાઓ દેખાઈ. અરે પગ પાસે ના પત્થર ને માંડ દેખી શકનાર દેવ શંકર માસ્ટર ને લાડુ ઉપર ની પેલી ખસખસ પણ દેખાતી હતી. પણ ત્યાં તો કાકા નો દીકરો કાશી નો પંડિત થઈ ને આવી પહોંચ્યો. ના છૂટકે દેવ શંકર ને માસ્ટરગિરી સ્વીકારવી પડી. એવામાં વળી ઘરમાં ફટાની આવ્યા અને પછી તો લાડુ જમનારા ની સંખ્યા ક્રમે ક્રમે વધવા લાગી.

પણ આની અ ભગવાન ને અદેખાઈ આવી અને દેવશંકર ને એક મોટા ગામ માં બદલી ઉપર આવવું પડ્યું. પગાર એ નો એ જ અત્યારે મોંઘવારી બમણી હતી જ. એ ઓછું હોય તેમ ગોરાણી એ ચોથા બ્રાહ્મણ ને જન્મ આપ્યો વળી ચાર વખત લાડુ ને એટલું ઘી તો સુવડાવવામાં જ ઊડી ગયું. એટલે કે હવે તો કોઈ છોકરા ના ત્યાં બ્રહ્મ ભોજન થાય ત્યારે જ લાડુ ભેગા થવાય એમ હતું પણ ત્યાં તો આ લાડુ જમવાની રામાયણ માં જ નોકરી ગઈ. કોઈએ એમના હાથ નીચે રહેલા દયા શંકર માસ્તરે જ નનામી અરજીઓ કરી. છોકરાઓ પાસે થી લાંચ લે છે એમન ત્યાં જમવા જાય છે વગેરે અને રજવડા માં પણ આવી અરજીઓ ઉપર ધ્યાન આપી ને ન્યાય કરવામાં આવે છે તે તો મોટા સાહેબે આ દ્રષ્ટિ થી દેવ શંકર ને રજા આપી કે પછી એમના કોઈ સગા ને જગ્યા કરી આપવા માટે તે રામ જાણે પરંતુ એમની પાસે થી રાજીનામું પડાવ્યું એ તો ચોક્કસ વાત છે રખડી પડેલા દેવ શંકર એ બાળ બચ્ચા ને વતન ની વખાર માં નાખ્યા અને પોતે ભાણાભાઈ ની લગભગ અમદાવાદ ની મિલ મજૂર લતાની મ્યુનિસિપલ શાળામાં નોકરી એ ચડયા. ઠીક ચાલતું હતું. મારા ભાઈ અડધો પગાર ઘેર મોકલાવવા મહિના માં એક વખત લાડુ ભરી જતાં પણ હાય રે તારી લડાઈ ત્યાં હર્દય રડે પણ હિટલરે દેવ શંકર ના લાડુ ચોરી દીધા એમ તો કેમ કહેવાય જાપાને ખાંડ ચોરી લીધી અને આપડા અંગ્રેજ ઘી અને ઘઉં પિસ્તાળીસ ના પગારમાં ગામડા માં પડેલા પાંચ જીવ ને અને શહેર માં વસતા પોતાના જીવ નું કેમ કરી ને પેટ ભરાતું હતું. એ તો દેવ શંકર ને પોતાનેય નતું સમજાતું. એમણે તો એમ જ લાગતું હતું ભગવાન જ આ બધુ ચલાવી રહ્યો છે. લાડુ તો દૂર રહ્યા પણ બાજરી ના રોટલા ના પણ મળતા હતા એ દેવ શંકર ને લાડુ મળે છે એમ લાગતું હતું. પરંતુ આ જ લાડુ નું જલમાં વાંચતાં દેવ શંકર ના જીવે જગાવ્યો અને તે ત્યાં સુધી કે બે ટંક નું ભોગ આપી ને એક ટંક ના મિષ્ટાન ખાવાનું નક્કી કરી ને એમનો છૂટકો થયો. કાલ મિષ્ટાન છે એ આનંદ માં તો આજ ની શનિવાર ની આ અડધો દિવસ ની ભૂખ લાગવી તો દૂર રહી પણ જાણે આજે જ લાડુ જમવાનું ન હોય જમ્યા ન હોય એ રીતે પસાર થઈ ગયો. રાત્રે ઊંઘમાં પણ લાડુ જ લાડુ ઘડીક માં આવડી ઓરડી ભરેલા લાડુ દેખાય તો ઘડીક માં ઘી રેડાતું ને બળમય લાડુ બળતા આ પછી લાડુ આવે ના અવાજ અને ક્લબ ના માલિક ના સાથે તકરાર પૈસા આપ્યા છે. ત્યાં જઈ ખાવા ના જ અને લાડુ ની તકરાર માં જ ઉંધ ઊડી ગઈ. રવિવાર ની સવાર તો વળી એથીય ખુશનુમા હતી નિરાંત થી નાહ્યા ધોયા અને સેવા પૂજા પણ એમણે કલાક ને બદલે બે કલાક કરી. બાર વાગ્યા છતાંય દેવશંકર ને જાણે ભૂખ નતી લાગી અથવા હજુ વધારે ભૂખ લાગે એમ ઇચ્છતા હતા અને તેથી જ તેઓ એ સાડા બાર પછી ઓરડી બહાર નીકળ્યા ને અરે ગઈ વખતે ચાર મહિના પર ગયા હતા ત્યારે તો વળી છેક દોઢ વાગ્યે ગયા હતા પરંતુ આજે કા તો ખૂટી જશે એવી શંકા ઉઠી હતી તેથી કે પછી ભૂખ ખેચી ગઈ. એક માં પાંચ મિનિટ બાકી હતી ને પછી દેવ શંકર ક્લબ ના પગથિયાં ચઢી ગયા. ગઈ વખતે ક્લબ ના માલિક નું મોં પડી ગયું હતું એ યાદ આવવાથી હોય કે પછી પૈસા દેતી વખત ના એમના શબ્દો જો તમારા જેવા ગ્રાહક આવે તો એક જ માં ઘરે ભેગું જવું પડે આ શબ્દ સંભળાવાથી હોય કે ગમે તેમ પેલા ઓરડા માં દાખલ થતી વખતે દેવ શંકર ને સંકોચ પણ આ થવા લાગ્યો. જાણે કોઈ ના જમણ માં ન જતાં હોય ખુરશી ટેબલ ઉપર જમનારા આઠ દસ માણસો એ આ નવા જોયું ન જોયું વળી સામે ના પાટલા પર બેસી જમતા એ પાંચ સાત જણે પણ દેવ શંકર પર નજર નાખી દીધી પણ દેવ શંકર તો હરામ હોય ઊંચો જોવે ખૂણામાં નો ખાલી પાટલો એમણે કેવી રીતે જોયો એ નવાઈ ની વાત છે. પાટલા પર એમનો પગ પડતાની સાથે જ પીરસનારા છોકરા એ હાથ માં થી એક થાળી આવે અને દેવશંકર પહેરણ કાઢી ખીતી એ લટકાવે તે પહેલા તો આગળ ના પાટલા પાર થાળી વાટકો પણ ગોઠવાઇ ગયા. ધોતિયું સંકોરી બેસે છે એટલા માં તો લાડુ પણ આવી પહોંચ્યા. થાળી માં એક લાડુ પડતો જોઈ દેવ શંકર થી કહ્યા વગર ન રહેવાયું બે જ મૂકી દે ને અને એ જુવાને જતાં જતાં બીજો લાડુ પણ મૂકી દીધો. પણ હજુ પેલું કેળાનું રાયતું કે શાકભાજી નહોતું આવ્યા જો કે સાચું પૂછો તો દેવ શંકર ને એમની હમણાં પરવાહ પણ ન હતી. પીરસ્યા હોય તો પણ આ બે લાડુ પૂરા થાય એ પહેલા શાકભાજી નો અરે પેલા કેળા ના રાયતા નો વારો ન આવત પણ તોય થાળી પાસે બધુ આવવું જોઈ ને નહીં તો આસપાસ ના લોકો શું કહેશે એટલે દેવશંકર ને અનેક પળો સુધી મોંમા વળતાં પાણી ના ઘૂટડા ભરતા જ બેસી રહેવું પડ્યું છેવટે શાક તકરારી વાળો પણ આવી લાવ્યો ભજીયા પણ પીરસાય ગયા અને રાયતા નું તપેલું પણ ઝબક્યું ખરું. દેવશંકર એ પલાઠી વાળી પણ હાય રે કમનસીબી હજુ તો લાડુ સુધી પૂરો હાથ પણ નથી પહોંચ્યો ત્યાં તો ક્લબ ના માલિક શંકરલાલ સામે આવી ઊભા દેવ શંકરે પણ લાડુ તોડવો મૂકી દીધો

શાન માં તો થોડું શબ્દો દ્વારા સમજાવ્યું. અંદર સગવડ પડે એટલે આપ એમ છો કો તો દાળ ભાત ની થાળી બાજુ ના એક ભાઈ નો જીવ આ સાંભળી ને ઉપડી ઉઠ્યો ત્યાં સુધી

તે તો આજ જુલાબ લીધો છે અને બાજુમાંથી પસાર થતાં છોકરા ને હાથ મારી એ ભાઈ લાડુ મને શું કામ મારે તો દાળ ભાત જ. શંકર લાલે કહ્યું હવે એઠા થયા એટલે આંખ મિચતા પતાવી જ દયો ને સાથે જ પીઠ ફેરવતા આંખ મારી ખૂણા ના પાટલા પર દાળ ભાત ની થાળી આવી. દાળ ભાત ની રાહ જોતાં દેવશંકર બાજુ માં બેઠા પહેલા ભલા પેલા કર્તારભાઈ સાથે વાતે વળગ્યાં. વાતમાં વાતમાં કહી દીધું જુલાબ ને લીધે એટલી બધી અશક્તિ આવી ગઈ છે કે ચૂલા પર ખિચડી મૂકી ખાવા જેટલા હાલ નથી રહ્યા. એટલે મેં કીધું લાવ વીછી માં જ દાળ ભાત ની થાળી ત્યાં તો ભાત આવી ગયા વળી દેવ શંકરે મોં બગાડતાં કહ્યું આ લાડુ તો તું ઉઠાવી જ જા ભાઈ પણ પેલા છોકરા એ તો જાણે સાંભળ્યું જ નહીં અને દેવ શંકર લાડુ ને કોરે ખસેડી દાળ ભાત ખાવા વળ્યો કોણ જાણે કેમ દેવ શંકર ની બાજુ માં પેલા ભાઈ એ પણ ખાવાની કઈક ઉતાવળ કરી ને પતાવી દીધું જ્યારે બીજા લોકો પણ માલિક ના સ્વભાવ ઉપર અંદરો અંદર ટીકા કરી રહ્યા. એક બે જણાં એ તો બહાર વરિયાળી ખાતા ખાતા પરચુરણ ગ્રાહકો ના પૈસા લેતા લેતા શંકર લાલ ને કહ્યું પણ ખરું આ તો ઠીક ન કર્યું હો મારો જીવ તો બળે છે પણ શું કરું ભાઈ સાહેબ. એ ભાઈ ને તો ડઝન લાડવા વગર ને આ મોંઘવારી જમાના માં અમારે પાછું ને એ તો ઠીક પાછા લાડુય ખૂટી પડ્યા છે. રાંધનારા છોકરાઓ ને જ એક એક્કો મળે તો કેમ કેવું શંકરલાલ ની આ વાત સાચી લાગવા છતાંય કોઈ ને કઈ ખાસ સંતોષ ના થયો. મંગાવું પણ કેહતા શંકર લાલ છેક પાસે આવ્યા. શંકર લાલ માટે આ ઓછું હોય તેમ દેવ શંકર વળી દોઢ રૂપિયો એમના હાથ માં મૂક્યો. અડધી જ પ્લેટ માં એને દેવ શંકર ને પકડી પાડ્યો.

Hi પુજા. શું કરું છું મજામાં? બસ મજામાં! શું કેય? બો દિવસ એટલે તમે તો college પાછા પછી ઘેર ગયા ફરી યાદ જ નઈ કરતા કોઈ friend તમને તો phone કરાય, message કરાય, યાદ કરાય. બરાબર. હા તો phone બોન કંઈ કરો છો?

contact માં હોવું અને વાત-ચિત કરવી બંને માં બવ મોટો ફરક પડી જાય યાર. અરે રહેવા દે. બધું હમજાવાનું હોય મારે? બસ મજા છે. અરે બવ દિવસે યાદ આવી એટલે, એક આપણે water park જવું છે હવે. બવ time થયો કોઈ re-union થયું નઇ આપણા friends નું. બરાબર છે. College પુરા થયા ને છ મહિના થઇ ગયા